હા.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 નવીનતા અત્યારે school માં હમણાં તો બધા નવા નવા એક જ sister school માં ભણે છે. ને એટલે ખબર જ હશે.

હા હા હા હમણાં એ મુદ્દો ચાલતો હતો parliament માં,

હમ એમા main એ છે કે વિદ્યાર્થીઓ ને જે ધર્મ બાબતે નાનપણ થી નાના અને જાગૃત કરવા માં આવે આ બાબતે સંસ્કૃતિ ભૂલી નાં જાય એટલા માટે લગભગ .

હમ સરકાર તરફ થી જ મુકવા માં આવેલા હોય છે અને એ સારું છે. હમ India માં ઘણી જગ્યા એ આવી થાય છે. હમણાં education માં India ઘણું આગળ વધી ગયું છે.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

હા આ બે હાજર દસ પછી જે બધા education field આગળ આવ્યા છે. વધારે પડતા અને એ પછી જે વિકાસ થયો છે. આગળ પણ હતો પણ ધીમી ગતિએ હતો અત્યારે વિકાસ full જડપ પકડી રહ્યો છે.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 હમ અને હમણાં હમણાં newspaper માં હતું બે ત્રણ દિવસ પેલા કે જે MBBS નો course હતો એ પણ આપણી માતૃભાષા માં આવશે ગુજરાતી માં, હા ગુજરાતી languange માં આ પણ , એવું બધું news માં જાહેર કરેલું છે હવે આગળ કોને ખબર શું કરે શું નાં કરે એના કાયદા બદલાતા રે નિર્ણય બદલાતા રે. અપડે એમ જ છે ને education policy માં આવી રીતે આવે જ છે હમણાં ઘણાં changes પણ આવે છે education policy માં આપડે એવી રીતે study કરતા હોય તો આપણ ને ખબર પડે. હા એ તો દરેક ત્રણેક બે બે બે ત્રણ વર્ષ તો change થાય જ છે. normaly એમાં કઈ વધારે ઓલું છે ની. હા ઠંડી કેવી છે ત્યાં? ઠંડી તો અત્યારે normal એટલી બધી ઠંડી નથી. હમ હમણાં થોડાક દિવસ પેલા તો બહું ઠંડી હતી.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 હા હા રાત્રે પછી રાત્રે પછી વધી જાય છે. હા અત્યારે તો તાપમાન પ્રમાણે હોય છે વાતાવરણ પ્રમાણે જોઈએ તો અત્યારે એટલી બધી કઈ છે ની હમણાં ત્રણ દિવસ થી સરુઆત માં તો ઘણી ઠંડી પડી.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 જો ક એટલી બધી ઠંડી નાં કેવાય કારણ કે પેલા જેટલી પડતી સરખામણી માં આ ઠંડી કઈ ના કેવાય.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

અને આવી રીતે વાતાવરણ change નાં થાય કે બપોરે ગરમી નો માહોલ થાય કે સવારે ઠંડી ક સાંજે ઠંડી એવું ન હોય continue ઠંડી ઠંડી જ હોય.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 હા હા અમારે પણ થયા છે. હા એમ અલગ અલગ courses જેના લીધે આપડી creatives વધે આપણને certificate મળે અને આપણને job મળવા માં પણ આસાની.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

હા હા આવી રીતે જ છે. મેં ઘણાં જયારે બાર ગઈ હતી ને ત્યારે વાંચેલું board માં વાંચેલું કે એમ આટલા પ્રકાર ના course છે. એ તમને કરાવવા માં આવશે અને એ પણ free સાવ એટલે સાવ free. આ લોકો નું education વધારવા માટે ભારત ઘણું આગળ વધી ગયું છે. એ સરકાર ની policy હોય આ બધી ફરજીયાત હોય કરવી જ પડે આપડે.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 હા એમ જોતા એક સારું છે કે ભણતર ની સાથે સાથે એક બીજો નવો course પણ આપને થઇ જાય. અને આપણને જ્ઞાન પણ મળે અને જો વધારે રસ પછી જાગે તો એના અંદર ઊંડું ઉતારવા નું મન પણ થાય.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 હા હા એ પણ છે. એવું છે અત્યારે તો બોલો બીજું તમારે study માં કેમ છે? હા, સમાજ તો પડે છે. પણ લખવા માં મુશ્કેલ થાય છે. અચ્છા, હા લખવા માં મુશ્કેલ થાય છે. હા એમ કારણકે ગુજરાતી લખતા હોય અને direct english લખવા નું થાય એટલે મુશ્કેલ તો પડે.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 હા હા હવે નથી વાંધો આવતો પણ આતો પેલા ની વાત થાય છે. હા પેલા તો બધા ને સરુઆત માં તકલીફ પડે. બોલો કંઈક નવીન માં. મારે પણ એમ જ હતું પણ મને english ફાવ્યું તું ને એટલે મને લખવા માં કાઈ એટલો બધો વાંધો નાતો આવ્યો. હા સારું કેવાય એમ ઘણાં નું english સારું હતું મારો એક friend હતો full Power powerful હતું. અચ્છા અને એમને વાંધો નાં આવે કોઈ. હમ એ અત્યારે medical student માં છે. બાકી જેમનું grammar કાચું હોય એમને રોજ વાંચવા માં વાંધો પછી હજુ એ વાંધો આવતો, હા પણ જણાવે તો Nency mem ને. હા કઈ રીતે જાણવા માં આવે એટલે એટલું ભણેલા હોય ને કઈ રીતે જણાઈ શકીએ. હા એ વાત પણ છે. હા એવું જ છે અત્યારે બધું. બરોબર જ છે. Hello

Hello સમસ્યા પેટીમાં એક ઘૂસ્યા ઉંદરને મુકવામાં આવ્યો ઉંદરે શરુઆત પેટીમાંથી બાયર નીકળવા નો ખુબજ પ્રયાસો કાર્ય જેમાં પેટીમાં દોડા દોડ કરવી સમસ્યા પેટીના સળિયા ઉપર પ્રહાર કરવો સલિયાને બાચકા ભરવા જેવી ક્રિયાઓનો સમાવેશ થયો હતો આવી અનેક ક્રિયાઓ દરમ્યાન અચાનક તેનાથી અંગુટિકા પ્રાપ્ત કરવાનો દબાઈ ગયો ઉંદરે આંતરિક રચનાથી અપરિચિત બેખબર હોવાથી તેને અંગુટિકા પાત્રમાં અંગીતીકા છે તેવો કોઈ ખ્યાલજ નથી પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અંગુટિકા તરફ જતા તેને અંગુટિકા આરોગી ઉંદર દ્વારા થયેલ આ પ્રતિ ક્રિયા તદ્દન આકસ્મિત હોવાથી ઉંદરને આ અંગેનું કોઈ શિક્ષણ પ્રાપ્ત થાયેલુંનોતુ આથી ફરી એને સમસ્યા પેટીમાં મુક્ત સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાનો વ્યર્થ પ્રયાસો શરુ કર્યા આ દરમ્યાન તેનાથી ફરી થી અચાનક હાથો દબાઈ ગયો ત્યાંથી અંગુટીકા પ્રાપ્ત થઇ પ્રથમ અંગુટિકા ઉન ઉંદરને પેટીમાં મૂક્યાની પંદરમિનિટ પ્રાપ્ત થઇ હતી જયારે બીજી અંગુટિકા પેટીમાં મૂક્યાની પાંત્રીશ મિનિટે એટલેકે પ્રથમ અંગુટિકા પ્રાપ્ત થવાની વિષ મિનિટ પછી પ્રપ્ત થઇ ત્યાર બાદ સુડતાલીસ મિનિટે ત્રીજી અંગુટિકા અને ચોથી અંગુટિકા પેટીમાં મૂક્યાની એકોતેર મિનિટે પ્રાપ્ત થઇ આ ચાર વાર હાથો દબાવવાની પ્રતિ ક્રિયાઓને અંતે ઉંદરને સમજ પ્રાપ્ત થઇ ગઈ હાથો દબાવવાથી અંગઉટાઈક પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઉંદર વાર્મ વાર હાથો દબાવીને અંગુટિકા મેળવતો થાય છે. તેનામાં હાથો દબાવવાની ક્રિયા અને અંગુટિકા ની પ્રાપ્તિ અંગેની અભી સન્દન જોવા મળ્યું જે સ્પષ્ટ રીતે તેને મેળવેલા શિક્ષણનો નિર્દેશ કરે છે. આમ સમસ્યા પેટીમાસ પુરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ પ્રયાસો કરતા~કરતા હાથો દબાઈ જવાથી તેને ખોરાક પ્રાપ્ત થયો જેના થી તેની પ્રતિ ક્રિયાઓ ને problem પ્રપ્ત થયુ અને પ્રબલણ મળવાની ઉંદરની પ્રતિ ક્રિયાનું દઠીકરણ મૂળભૂત ખ્યાલોની સમજૂતી એ પરબલન કોઈપણ શિક્ષકના દાઢીકરણ માટે problem જરૂરી છે. Problem એટલેકે શીખેલી શીખવવા માં આવેલી પ્રતિ ક્રિયાને દ્રઢકે દડકવર કરનારું ભટ સામાન્ય રીતે શાસ્ત્રી અભિસનદાનના કુતરાના લાળ માટે ખોરાક એ

અભિસન્દીપ પ્રતિક્રિયા જે પ્રતિ ક્રિયાનું જોડાણ પહેલા જેથી ઉદીપગ્થ સાથે નોહતુ પરંતુ શિક્ષણ જે મહાવરા ચોક્કસ સુધી પહોચી કરતા જ ચોક્સ પ્રતિક્રિયા જોવા મળે તો તેને અભિસાન્દીપ પ્રતિક્રિયાકહેવાય છે. પાવલોયોના પ્રયોગ માં ઘનટનો અવાજ સાંભળતા ની સાથે કુતરાના મોમાં લાળ ની પ્રતિક્રિયાને અભિસાન્દીપ પ્રતિક્રિયા કહે છે. પાવલોના પ્રયોગ માં ખોરાક એ problem છે વિલોપન પ્રાણીમાં એકવાર અભી સંધાન સ્થપાય જાય પછી સતત અભિસન્દીપ ઉદીપક સાથેજો ણ અભિસન્દીપ ઉદીપગત ન આપવામાં આવે તો એટલેકે પ્રબળકની ગેરહાજરી નો ક્રમશઃ અભિસન્દન લુપ્ત થતું જોવા મળે છે જે લીલોપન તરીકે ઓળખાય છે. ઉદીપક સામાન્ય ક્રમ

સામ્ય ધરાવતા અન્ય કોઈપણ ઉદીપક થી પણ અભિસાન્દીપ પ્રતિક્રિયા જેવી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી જોવા મળે છે. તોતે ઉદીપક સામાન્ય કરણ કરયુ કહેવાય પાવલોના પ્રયોગમાં ધંટડી અવાજ દ્વારા ઉત્પન્ન થતી કુતરાના મોમાં વાળ જાળવણી પ્રતિ ક્રિયા જે electric બજરંજ અવાજ દ્વારા પણ ઉત્પન્ન થાય તો કુતરાયે ધંટડીના અવાજનું બાજરાના અવાજસાથે સામાન્ય કારણ કર્યું તેમ કહી શકાય ઉદીપક ભેદ બૌદ્ધ ભેદ બૌદ્ધક એટલે બે ઉદીપક વચ્ચેના તફાવતને પારખવું અપડે અજાવ જોયું કે કૂતરામાં ધંટડી સાથે જોવા મળતી પ્રતિ ક્રિયા કૂતરામાં બજર સાથેપણ જોવા મળ્યુ કારણકે કુતરાએ ઘંટડીના અવાજ નું બાજરાના અવાજના અવાજ સાથે સામાન્ય કારણ કર્યું પરંતુ કૂતરાને ઘંટડી સાથે ખોરાક આપવામાં આવશે અને બજરના અવાજ પછી ખોરાક આપવામાં નય આવે તો ધીરે ધીરે કૂતરો ધંટડી ના અવાજ અને બજરના અવાજ વચ્ચેનો ભેદ પારખતા શીખી જશે આમ આ ઘટનાનું વાર્મ વાર પૂયણરાવર્તન કરવાથી બાજરાના અવાજ સાથે થતું વરસાવ ક્રમશ ઓછો થઈને બંધ થઇ ને બંધ થઈ જશે આમ થવાનું કારણ એ છેકે કૂતરો બે ઉદીપક વચ્ચેના તફાવતને પારખતા શીખી જાય છે. સમસ્યા અંગે તેની અંદરથી જ આંતર સૂચના પ્રાપ્ત થતી જોવા મળે છે. અંતર સુજ પાર સૌપ્રથમ અને સૌથી વધુ ખેડાણ કોહલર નામના વાદી જર્મન માનો વૈજ્ઞાનિક કે કર્યું હતું તેનના પ્રથમ વિસ્વયુદ્ધ દરમ્યાન કેનેરી ટાપુપર ચિમ્પાઝી ઉપર વિવિધ પ્રયોજી અભ્યાસો કરી આંતર સુજ દ્વારા પ્રાપ્ત કરતા શિક્ષણ અંગે નું અવિષમરણીય પ્રદાન કર્યું છે. કોહલર ના મતે પ્રયત્નો અને દ્વારા અથવાતો અભિસન્દાન જ શિક્ષણ પ્રાપ્ત કરવાની કરોવ નથી

કોહલરનો ચિમ્પાન્જી વાંદરાનો પ્રયોગ ઉત ક્રાંતિવાદના સિદ્ધાંત ને પ્રમાણે ભિન્ન કક્ષાના પ્રણીઓમાં શિક્ષણ અને અનુકરણ દ્વારા પ્રાપ્ત થતું જોવા મળે છે. પરંતુ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં અભી સન્ધાન અને આંતર દ્વારા શિક્ષણ જોવા મળે છે. આંતર સહિત દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણ માટે કોહલરે વાનરની એક પ્રજાટી ચિમ્પાન્જી પાર પસન્દગી ઉતારી હતી કારણકે ઉત્ક્રાંતિ વાળના સિદ્ધાંત ના પ્રમાણે માનવ જેવું વિકસી મગજ ફક્ત ચિમ્પાન્જી અને ઉરાંગ ઉતાન પાસેજ હોય છે. તેમને ચિમ્પાન્જી સમક્ષ આવી પડેલી વિવિધ સમસ્યાઓનો ઉકેલ તે કેવી રીતે લાવે છે. તેમાટે સમસ્યાના પ્રકારનું ચડતા સ્વરૂપ માં રજૂ કરી અનેક પ્રાયોગિક અભ્યાસો કાર્ય છે જેમના કેટલાક રસપ્રદ પ્રયાસો વિશેની માહિતી મેળવી એક લાકડી વાળો પ્રયોગ કહલોરે થી જટિલ સમસ્યા લઈને ચિમ્પાન્જી ઉપર પ્રયત્નો કરેલા અહીં એક સરળ સમસ્યાનો ઉકેલ ચિમ્પાન્જી કેવી રીતે લાવે છે. જોઈએ તેમને ભૂખ્યા ચિમ્પાન્જીને પાંદડા માં પૂર્યો પાંજરાની બહાર ચિમ્પાન્જીને દેખાય તે રીતે કેળાની એક લૂમ મુકવામાં આવી અને પાંજરા ના પાછળ ના ભાગ માં એક લાકડી મૂકી સવાભાવીક રીતે જ ચમ ચિમ્પાન્જિયે કેળાની લૂમ લેવા પાંજરાની બહાર હાથ કાઠીને પગ કાઠીને અને પાંજરાની બહાર વધુને વધુ પહોચ્ય તેવા અનેક વિધ પ્રયત્નો કાર્ય આમ છતાં ચિમ્પાન્જીને કેળાની લૂમ લેવાની નિષ્ફ્ળતા મળી પાંજરાના આગળ ના ભાગમાં જ્યાં કેળાની લુમ્બ દેખા ટી હતી ત્યાં જયને કેળાની લુમ્બ પાંદડાની નજીક ખેંચી અને પાંજરાથી દૂર પડેલા કેળા પ્રાપ્ત કરવાની સમસ્યા ઉકેલી આમ આ સમસ્યા ઉકેલ માટે ચિમ્પાન્જીને લાકડી જોઈને થયેલો ચમકારો અંતરસતુત જવાબ દર છે બે લાકડી વાળો પ્રયોગ ખલોરે ચિમ્પાન્જી ઉપર જન્ય અન્ય એક પ્રયોગ પણ કર્યો તેમને ચિમ્પાન્જી સમક્ષ થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરવાનો આયોજન કર્યું બીજી લાકડી પાંજરાની બહાર મૂકી હતી જે ચિમ્પાન્જી પાંજરાની અંદર પહેલી લાકડી થી પાંજરામાં લઇ શકે તેમ હતો સૌ પ્રથમ તો ચિમ્પાન્જી એ પહેલાના અનુભવથી પાંજરામાં પડેલી લાકડીથી કેળાની લૂંબ લેવાનો પ્રયાશ કર્યો જેમાં સફળ ન મળતા એને પાંજરાની બહાર મુકેલી લાકડીને પાંજરાની અંદર પડેલી લાકડીથી ખેંચીને પાંજરામાં લીધી અને તે મોટી લાકડી થી કેળાની લૂમ લેવાનો પ્રયત્ન કર્યો આથી નિરાશ થઈને લાકડી ઓ વડે રમવા લાગ્યો રમત રમત માં અચાનક બને લાકડીઓ એક બીજા સાથે જોડાઈ ગઈ લાકડીઓના જોડાવાથી એકદમ ચિમ્પાન્જીને હમસફરસ થઇ અને તરત અને તરતજ બને લાકડીઓ જોડવાથી બને લઈ એક મોટી લાકડી વડે કેળાની લઉં પાંજરા પાસે ખેંચી લીધી આમ પહેલા કરતા થોડી વધુ અઘરી સમસ્યા એથતા ની હંફારસથીતી ઉકેલી ખોખાનો પ્રયોગ કહલોરે થોડી વધુ અઘરી સમસ્યા રજુ કરી અને આ નરસતીત દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાનું ચિંતાવિનય ચકાસ્યું

ચિમ્પાન્જીએ કેળા જોયા એટલે કૂદકો મારીને કોઈપણ રીતે કેળા પ્રાપ્ત કરવાના અનેક નિષ્ફ્ળ પ્રયાશો કાર્ય ત્યારબાદ અચાનક ખોખા પાર ધ્યાન જતા ઓરડા ના ખોણામાં પડેલ ખોખાને ઓરડાની વચોવચ લાવી તેની ઉપર ચડી કેળા લેવાનો પ્રયાસ કર્યો જેમાં તેને નિષ્ફળતા મળી આથી તે નિરાશ થઇ ગયો ત્યાંએનું ધ્યાન ઓરડામાં પડેલ અન્ય ખોખાઓ ઉપર ગયું ખોખાઓને એક બીજા ઉપર મુકવાથી રમતાં~રમતાં તેને ઝબકારો થયો તરતજ તે બધા ખોખા ઓરડાની વચોવચ ઢસડી લાવ્ય અને પહેલેથી વચ્ચેપડેલા ખોખા પર અન્ય ખોખાને ગોઠવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ કરતા ખોખા પડી ગયા આમ આપ્રકારના પ્રયાસો ચાલુરાખતા અંતે ત્રણેય ખોખાઓ પડે નહિ તેમ વ્યવસ્થિત રીતે એક ખોખા પર બીજું અને બીજા ખોખા પર ત્રીજું ખોખું ગોઠવીને તનેય ખોખા પર ચડી કેળાની લૂમ લેવાજેટલી ઉંચાઈએ પહોંચીને કેળાની લૂમ પ્રાપ્ત કરી અહીં કહલોર

અન્ય સમસ્યા ઉકેલવામાં પણ તેનો ઉપયોગ કરતુ જણાય છે.

આપ્રકારની આંતર શુદ્ધનું શિક્ષણ મેળવતી વખતે પાણી સમગ્ર સમસ્યાનો પાગમેળવી તેના છૂટ છવાયા વેરવિખેર ભાગોને જોડે છે. અને તેમના સબન્ધને સમજવાનો પ્રયત્ન કરે છે. અને કહલોર અહ અનુભવ તરીકે ઓળખાય છે આરીતે પૃથ્વી પરના દરેક સજીવો પોતાની જીવનની રક્ષામાટે અને આસપાસના વાતાવરણ સાથે માટે ઉપર દરસાવેલ કોઈને કોઈ શિક્ષણે આપનાવી પડે એક મોટેભાગે એક કરતા વધુ શિક્ષની તારાહનો ઉપયોગ તેમ જોવા મળે છે વર્તન માં થતું પરિવર્તન

સ્વરૂપે, સ્વરૂપમાં છે, આ મારો પ્રથમ પ્રયાસ છે તો વાંચીને તમારો પ્રતિભાવ જરૂર આપજો, જેથી હું શીખી શકું, પાત્રો જીયા, રોહન અને મિત્તલની સાત વર્ષની દીકરી , જીયાના પિતા મિત્તલ, મિતાલી

ફોઈ રાખા, રેખા, રોહ. રોહનની બીજી પત્ની પીનલ, રોહન અને રેખાની દીકરી રવિવારના દસ દિવસે છે, આજે બધા ઘરે છે, સવારના દસ વાગ્યા છે, હાલમાં બધા એક સાથે બેસીને નાસ્તો કરી રહ્યા છે,

રોહન પણ રજા છે, તમે એક કામ કરો, ક્યાંક ફરી આવો, મિતાલી પણ ઘણા સમયથી ક્યાંય ગઈ નથી, એને પણ ઘરમાં જ જીવવું, અકડવા, અકળ તો હશે, મિતાલી પપ્પા તમે અને મમ્મી પણ ચાલો. કમળાબા અરે ના ના, તને ત્રણ, તમે ત્રણ જઈ, જાઓ. હું અને તારા પપ્પા ઘરે રહેશું. એના, અમારા અને અમારા જમવાની ચિંતા પણ તું ન કરીશ, બેટા, હું તારા પપ્પા મનપસંદ ખીચડી-કઢી બનાવી દઈશ, જીયા તાળીયો પાડતાં બોલી, એ એ એ એ એ એ એ એ એ એ એ, મજા આવશે મમ્મી, ક્યાં જવાનું છે. આપણે ફરવા માટે. મિતાલી રોહન, જીયા કેટલા દિવસથી પ્રાણીસંગ્રહાલય જવાનું કહેતી હતી, તમે કહો તો જઈએ? રોહન, ઠીક છે, જીયા ખુશ પણ થશે અને પ્રાણીઓ વિષે જાણશે પણ. જીયા, ચાલો, તૈયાર થઇ જાઓ, થોડી વારમાં જરૂરી સામાન અને નાસ્તો લઈને રોહન મિતાલી અને જીયા ગાડીમાં નીકળ્યા, એક કલાકનો રસ્તો કાપી એ લોકો પ્રાણીસંગ્રહાલય પહોંચ્યા, પહોંચી ગયા, મિતાલી, જીયા બેટા, ક્યાંય પાંજરે હાથ ન લગાવતી હો, દૂરથી જોજે. જીયા હા મમ્મી, રોહન જીયા, જો સામે પાંજરામાં શું દેખાય છે? જીયા, પપ્પા, એ સિંહ છે ને! કેવો બાકી લાગે એવા છે, પપ્પા, ક્યાં વાઘ પણ છે અને બચ્ચાંવવા કેટલા સરસ છે, બચ્ચા કેટલા સરસ છે. મિતાલી હા બેટા, તારા જેવા માસુમ આખા પ્રાણીસંગ્રહાલયમાં ફરી કરીને રોહન અને મિતાલીએ જીયાને પ્રાણીઓની ઓળખાણ આપી, જીયા ખુશ થઇ ગઈ. જીયા મમ્મી ભૂખ લાગે છે, બરાબર? રોહન હા જીયા, જમવાનો સમય પણ થઇ, થયો છે, આપણે કોઈ hotel માં જમી લઈએ

જીયા આજે ઘણી ખુશ હતી, fresh થઈને સુવા માટે room માં ગયા. મિતાલી, મિતાલી સાથે વાત કરતા કરતા જ જીયા સુઈ ગઈ. રાતે અચાનક જ મિતાલીને લોહીની vomit થઇ, અને તાબડતોડ એને hospital માં દાખલ કરવામાં આવ્યા, જીયાને તો ખબર પણ નહિ. જીયા સવારમાં ઉઠીને મમ્મીને ના જોતા, તે દાદી પાસે ગઈ, દાદી મમ્મી ક્યાં છે? કમળાબા બેટા, એ બીમાર છે.

હમણાં આવી જશે ઘરે હો, ચાલ તને ચા-નાસ્તો કરી દવ. મિતાલીના report કાઢતા ખબર પડી કે એને last stage નું cancer છે અને હવે એને ઈલાજ પણ શક્ય નથી, હવે એ ખાલી પંદર દિવસ માંડ કાઢી શકશે અને doctor નું કહેવું હતું કોણ કાઢી શકે? થવાને કોણ બદલી શકે? પુરા પંદર દિવસ પણ મિતાલી જીવી ન શકી, રોહન એકલો પડી ગયો, જિયાના માથેથી માંનો છાંયો હટી ગયો, જીયા room માં મિતાલીના photo સાથે વાત કરતી હતી એ રામજીભાઈએ અને કમળાબા સાંભળી ગયા, જીયા, મમ્મી બધા કહે છે કે તું ભગવાનના ઘરે જતી રહી છે, તું ક્યારેય હવે પછી નહિ આવે, મમ્મી રડતા-રડતા મને તમારા વિના સૂનું-સૂનું લાગે છે. તું પછી આવી જાને, પપ્પા પણ બહુ ઉદાસ-ઉદાસ રહ્યા છે, મમ્મી તું આવછ ને? આટલું બોલતા જીયા સદ્ધર સદ્ધર

મને આ ફૂલ જેવી દીકરીનું દુઃખ જોવાતું નથી, આપણે રોહનના બીજા લગ્ન કરાવી દઈએ, જીયાને માં મળશે અને રોહનને પત્ની hello મિત્રો હું ફરી થી આવી ગયો છું એક નવો topic લઈ ને જેમાં આપણે જાણશું travelingtraveling મતલબ પ્રવાસ નું. જીવન ખડતરમાં ખંડ આપણા જીવન માં અનેક લોકો ઘણી બધી અલગ અલગ જગ્યા એ ઘણા બધા આપણે પણ. પ્રવાસ કરતા હોઈ છીએ જીવન ઘડતર માં અને શિક્ષણ માં પ્રવાસ નું ઘણું જ મહત્વ છે તેવી પ્રદેશો ના સમાજ જીવન ભૌગોલિક પરિસ્થિતિ. વેગેરે ની માહિતી પુસ્તકો વાંચી ને મેળવા કરતા પ્રેતેક જોવાથી વધારે સારી રીતે સમજી શકાય છે અને તે સહેલાઇ થી યાદ રહે છે.

ધાર્મિક પરંપરા જીવન શેલી વગેરે નો પરિચય થાય છે તાજ મહેલ નું વર્ણન અને તેનો ઇતિહાસ વાંચવાને બદલે તેનું પ્રતેક દર્શન કરવાથી તેની કલા નો ક્ષાતક્ષાતકાર થાય છે આપણે સૌંદ્રય દ્રષ્ટિ વિકસે છે પ્રવાસોની માનવાના

ક્રષ્ણે એ છલકાવે છે તેમાંથી આપણે શાંતિ અને આનંદ નો અનુભવ થાઈ છે આપણા તન અને મન તાજગી અનુભવે છે.

ન ન પણ મળે આથી અગવડો વેઠવાની ટેવ પડે છે આપણા મહાન નિબઁધ કાર કાકા સાહેબ કાલેલકરે લખ્યું છે પ્રવાસ એટલે અગવડો અગવડો વેઠવાની બાદશાહી સગવડ કાકા સાહેબ કો અને પ્રવાસો પગ પાળા કરેલા છે. પ્રવાસ દરમિયાન આપણે આપનો થાક સરખો કરવાની ટેવ પડે છે વળી આપણા માં સહન સીલતા સેવા ક્ષમતા ત્યાગ વગેરે ગુનો નો વિકાસ થાય છે. ઘર માં બંધાય રહેલા જે સમાજ નું નાનું વસ્તુ ન છોડનાર અમે વ્યકતિ ઓ દરિન્દ્ર રહે છે ત્યારે વ્યાપક

મળતી વિશાળતા પછવાડા અડવા સ્માર ને ભરખે ગાલે તેવી સુનીયતા પ્રવાસો આપણે સાહસિક બનાવે છે. પ્રવાસ કરવાથી દરેક નિર્ણય કરવાથી આપણી શક્તિ ખીલી ઉઠે છે પ્રવાસ માં આપણે ભાત ભાત ના માણસો ના પરિચય માં આવીયે છીએ એમના રીતિ રિવાજો સંસ્કાર બોલી રહન ચહન વેગેરે નો પરિચય થાઈ છે આપણે રીત ભાત ની વાત ચિત કરવાની કળા વગેરે પંથ ખીલે છે આમ પ્રવાસ એ જીવન ની પ્રયોગ શાળા બની રહે છે ધાર્મિક અને નેસરગિક સ્થળો આપણું ધાર્મિક અને આધ્યામિક દ્રષ્ટિ વિકસાવે છે આપણા જીવન ઘડતર માં પ્રવાસ નું અમૂલ્ય સ્થાન છે પ્રવાસ આ પછી અગા પ્રવાસ નું રમણીય હોય તો પ્રવાસ કેટલો બધો રચિયો હશે આવી જ રીતે દરેક પોત પોતાના જીવન માં અલગ અલગ જગ્યા એ પ્રવાસ કહે છે અને તેમાં પણ ખાસ કરી ને જે લોકો spesal traveling ના શોખીન હોય છે એ પોતાના એક અઠવાડીયા ના ચાર થી પાંચ દિવસો તો સતત ફરવા માં જ આપે છે અને અને અનેક એક સાથે વહેતા રહેતા કંટાળી જાય છે જયારે કોઈ વમન માટે જાય છે. તો ત્યાં નવી નવી વસ્તુ ઓ સ્થાનો ભવ્ય નો પર્વત નદી ઓ અને ખાતી ઓ ને જુએ છે નો સુંદર સમૂહ મનો મોહ park પક્ષી તથા પર્વતીય દ્રષ્ટિ દ્રસ્ય તેમના મન ના કારતક વાગે છે. આજ રીતે stating દિશાંત ના સાધન વમન ની આદત માનવામાં આદિકાળ થી છે. એ પોતાના અભી સ્વરૂપ માં ધન ધન કરતો હતો અને પોતાના ભોજન ની શોધ કરતો હતો વિકાસ ની સાથે એનો ફરવાનો ઉપદ્રશય પણ બદલ તો ગયો અને તે કશુ ને કશું શીખવા તથા કશું ને કશું ગ્રહણ કરવાની ઇચ્છા થી નિસંતાન કરે છે હે પ્રાચીનકાળ માં માનવ પગ પાળા ઘોડા ઓ પર રથો દ્વારા પોતાની યાત્રા ઓ કરિયા કરતા હતા ત્યાર વમણ કરવું ખુબ મુશ્કેલ હતું નાની નાની યાત્રા ઓ પણ કેટલાય દિવસો માં પુરી થઈશકતી હતી. માર્ગ માં અનેક પ્રકાર ની બાધાઓ આવતી હતી એમાંથી વ્યકતિ વંચિત રહેતો હતો આથી એક સમયે લોકો દેશાંતન ખુબ ઓછી કરતા હતા જે કરતા હતા. ફરતા પણ હતા તે પોતાના પુરાતનો સાથે જતા હતા આધુનિક સમય માં તેમજ સુવિધા ઓ વધી ગઈ અને ખુબ જ અલગ અલગ રીતે અલગ અલગ અલગ સાધનો માં હવે તે આજે આવવા જવા માં અનેક નવા સાધનો વિકસી ગયા છે હવે મહિનાઓ ની યાત્રા ની દિવસો માં અને દિવસો ની યાત્રા કલાકો માં નક્કી થઇ જાય છે યાતાયાત મારે મોટર રેલ વિમાન વગેરે ઉપલબ્ધ છે ભ્રમણ ના સમયે માર્ગદર્શોનો કોઈ માર્ગ દર્શન ના કોઈ કોઈ ને કોઈ કલાકો કોઈ પ્રકારે થયું હવે નથી.